કઈ નહિ આજ દુનિયામાં છીએ પણ શું કરીએ કામ એવું હોયને એટલે Time જ નથી મળતો અને આ જે જોબ હોય, ઘરના કામ હોય આપણે છોકરીઓને કેટલા કામ હોય. હ એટલે આવું બધું હોય છે એટલે હવે ઘર લઈને બેસે એટલે બધું કોઈ જોડે વાત કરવાનો Time નથી મળતો મારા જે જ્યારે તમારું કામ પડી ગયો એટલે ફોન કરવો પડ્યો છે. અરે Actually મારે Net Banking ચાલુ કરવું છે મારા ફોને માં પણ મને અને વિષે ખાસ એટલો કઈ ખ્યાલ છે નઈ, તો મને યાદ આવ્યું કે નેહાબેન

ના કોઈ દિવસ કર્યું નથી, હવે ચાલુ કરવું છે, આ બધા કે કે કરે છે, કે તમે ચાલુ કરીદો ચાલુ કરીદો, તો મેં વિચાર્યું કે ચાલુ કરું, મે વિચર્યુ છે ચાલુ કરું, હુમ હા હવે શું કરીયે નહોતી ખબર તો નહોતી ખબર એટલે મેં કીધું જારી Information લૈલાઉ શું છે આ વસ્તુ કેવી રીતે કરવાની છે બરાબર હું smartphone વાપરું છું એજ નંબર Use કરું છું હા હા હા Card છે મારી પાસે. હા હા બરાબર હા હા મને એજ ચિંતા હતી, કે કસો મિસયુઝ થશે કે નહિ થાય કેમકે એવું કે બેન્કની વસ્તુ આવું છે કે થોડું એટલે રાખીએ એટલું સારું છે, પણ આ કેવું કે બધું ઓપન તાઈ જાય તો પછી આપડી Security થોડી જોખમ માં મુકાતી હોય છે

બરોબર આ કેવું મને આમ બીક લાગતી હતી ને એટલે મેં અત્યાર સુધી Net Banking ચાલુ નથી કર્યુ પણ હવે મારી જોડે બીજો કોઈ Option જ નથી, એટલે માટે મારે ચાલુ કરવુજ પડશે, બરોબર હુમ બરોબર, બરોબર બરોબર બરોબર હા હ હ

બરાબર સેફટી જળવાઈ રહે બરોબર બરોબર બરોબર તો શું એ Google Pay છે એ કોઈ ડી હું શોપ પાર કે એમ યુઝ કરી શકું છું હા હા હા હા હા બરોબર બરાબર બરાબર એટલે આ application કેશ કેરી કરવાની કોઈ જરૂર હોતી નથી હા હા એ બધી problem માંથી solution મળી જતું હોય છે

બરોબર એટલે સારી Service છે અમને બરોબર તો શું જયારે activated ના હોય, આપડે બંધ કરવું હોય, uninstall આપડે કરી દઈએ તો કોઈને આપડો આયડી પાસવર્ડ કાંસુ મળે કે મતલબ બેંક ની હા મિસયુઝ કરી શકે એવું તેવું બરાબર, પછી તમે ફોને કેવી રીતે યુઝ કરવાનું એ પણ સમજાવી આપો

બરોબર છે, તો શું Google Pay તેથી હું Online Ticket booking કે એ બધું કરી શકું છું?

બરોબર સમજી ગઈ. હવે એ જ રીતના ફોનપે વિશે થોડું સમજાવી આપશો, પણ બન્ને વચ્ચે થોડું ડીફરન્સ મને કહેશો કે બંનેમાં ડીફરન્સ શું છે? ઓકે ઓકે

બરોબર ચલો આ મને નહોતી ખબર બરોબર બરોબર પછી શોપિંગ કરવું હોય તો શોપિંગ કરી શકું?

બરોબર આ બંને application હોય તો મારે બંને application માં Account એક જ હોય ધારો કે SBI માં જે હોવું જોઈએ કે બોઓબિ હોવું જોઈએ? બરાબર એટલે Compulsory નથી કે તમારે કોઈ આ બેંકમાં Particular account હોવું જોઈએ? બરાબર Paytm માં કાઈ શું થતા નથી કારણ કે મારા ફ્રેન્ડ લોકોએ બે ત્રણ વાર કીધેલું છે કે paytm માં બહુ ઈસ્યુ થાય છે transaction ના ને બધા? આતો બેસ્ટ ઓપ્શન છે મને તો ખબર જ નહોતી મને તો ચેક માંથી A-one પણ limit હોય છે તમે આટલા સુધી ન કરી શકો છો અને આ તો એકદમ easy છે બરાબર છે આપણે આ Download application કરી અને યુઝ કરતા હોય છે ત્યારે બધું સેફજ હોય છે ને?

બરોબર તમે આમાંથી કઈ application યુઝ કરો છો? બરોબર સરસ છે ચાલો હું વિચારીશ તમને કહીશ તે મને ભી ચાલુ કરવી છે માંથી બેસ્ટ કઈ રહેશે મતલબ મને હાલમાં હમણાં એકજ ચાલુ કરવી છે પછી મને ફાવી જશે ત્યારે હું બીજી Download કરી તો તમે મને છોડી સજેસ્ટ કરશો? બરોબર, શ્યોર તો પછી હું Google pay download કરીએ Use કરી અને પછી તમને જણાવ્યું કે મારો XP Reigns કેવો રહ્યો અને જો કશું કઈ જરૂર હશે હેલ્પની તો હું તમને કોલ કરીશ, Hello

Hello આવે છે અવાજ?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

OK તમારો અવાજ પણ Clear આવે છે.

હાં હાં હું જ બોલું છું. બોલો બોલો. શું કરો છો હમણાં? બસ હમણાં તો Study ચાલે છે. અને બસ જલસા ચાલે છે. Study સાથે Job ચાલે છે.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 Job માં તો Online website ઉપર કામ કરવાનું હોય, અલગ અલગ Editing આવે છે, અમારે ત્યાં અને રોજ નવું નવું કામ હોય છે. ઓહ Part time હશે ને Job તો? હાં Job Part Time જ છે અમારે. ઓહ તો મારી માટે હોય તો ગોતજો ને હું પણ શોધું જ છું.

હું અત્યારે Study ચાલુ છે. એમાં મારે પણ આવી જ રીતે Part time માં Job જોતી છે. જો મળે તો કેજોને. તો વાંધો નહીં અમારા ત્યાં જો આવી રીતે જગ્યા થાય તો તમને જણાવીશ. હાં મેં બે થી ત્રણ જગ્યાએ વાત કરેલી છે. જો કઇંક થઈ જાય તો પછી વાંધો નહીં. જો નો થાય તો તમને કઈંશ. OKOK વાંધો નહીં. અમારી ત્યાં જો space ખાલી થશે. vacancy ખાલી થાય એટલ હું તમને તરત પેલા જણાવીશ.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

હાં હાં આપણે પેલા નાના હતા ત્યારે બહુ મળેલા સાથે.

ઓહ એટલે આવ્યો કોલ એમને? હાં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 તમે બી કાર્ટૂન જોતાં હતાં નાના હતાં ત્યારે? હાં હું તો અત્યારે પણ જોઉં છું.

અત્યારે તો હું એમ મને ઓગી એંડ કોકરોચ બહુ ગમે છે. પણ હમણાં હું જંગલબૂક એમ એનું નામ મોગલી છે એ જોવાનું ચાલુ કર્યું છે.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 ના એમાં એવું હોય કે એક આખું જંગલ એમાં બધા જાનવર જ રહેતા હોય. એક એ એમ અંદર એવું Display કરાવે ઇન્સાની બચ્ચા એમ, એનું નામ મોગલી હોય. હાં હાં હાં એ રીતે આખું એમ કાર્ટૂન છે પછી મોગલી હોય ને ઈ નાનો હોય ને ત્યારથી ઇ લોકો સાથે જ ઉછરેલો હોય. એની સાથે જ રહે. બહુ જ બહાદુર હોય. કારણકે માણસનો છોકરો હોય એવી રીતે OK એમાં ઘણા બધા character આવે છે, જેમ કે, ભાલુ હોય, પછી શેરખાન, ઘણા ખરા I Think છે ને આ એક Serise પણ આવી છે, ઉતારેલી છે. મન થોડી યાદ પણ છે ઉપર ઉપરથી જોયેલું છે થોડુક, એટલે મને યાદ છે.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 ઓહ કઈ નહીં તમને કયું કાર્ટૂન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

કાર્ટૂનમાં તો ઘણા એમાં આ તમે જે તમે વાત કરી ઓગી એન્ડ કોકરોચ છે પછી આ મોટુ પતલુ છે, પછી ટોમ એંડ જૈરી છે. બાકી હજી ઘણા બધા યાદ યાદ છે પણ આમ નામ હૈયે છે પણ હોંઠે ન આવતા હોય એવું બધુ છે. ઓહ હાં હાં થાય

હાં તો તમે આવતી ટી ત્યારે તો સમય જ અલગ હતો આખો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

હાં અત્યારે ઘડીક કાર્ટૂન લઈને બેસીએ એટલે મમ્મી કે આટલા મોટા થઈને પણ કાર્ટૂન જુવો છો. હાં એ વાત તો તમારા મમ્મીની સાચી જ છે ને પણ ના mind fresh કરવાં તો કાર્ટૂન જોવું જ પડે હાં માણસને ગમે ત્યારે mind fresh કરવુ હોય તો ગમે તે કર શકે છે. કેમ કે એની personal choice છે. મને તો ટેવ છે હું તો કાર્ટૂન જોવું જ એક તો એકવાર. હાં entertainment માટે તો માણસ ગમે તે કરી શકે છે. અમુક Just અમુક હોય છે જે કાર્ટૂન જુવે તમારી જેમ પછી અમુક હોય તે funny સિરિયલ હોય છે funny moment જે હોય છે. એ જુવે અત્યારે પાછો ઇન્ટરનેટનો જમાનો છે. એટલે કઈ પૂછવાનું ના જ આવે તમે search કરો એટલે તરત જ આવી જાય headline માં તે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

એ માણસની હાં બોલોને કાર્ટૂન વિશે વાત કરતાં હતા ને તમે? કાર્ટૂન વિશે તો મેં તો મોટું પતલુંને જોયેલું છે જેમાં એક મોટું હોય પતલું હોય સાથે એક આપણે જે પોલીસ કર્મચારી હોય. અને ચોર હોય ચોરના બે ચેલા હોય સાથે એની એ ચોર રોજને રોજ ચોરી કરે અલગ અલગ જગ્યાએ અને આ જે મોટું અને પતલું પતલું હોય સમજદાર હોય બુદ્ધિશાળી હોય અને મોટું પાસે બળ વધારે હોય એટલે પતલું જે પોતાની બુદ્ધિ ચલાવીને મોટુને instruct અને એને બધુ કે કે આપણે અહિયાં ચોરી કરી છે અહિયાં આવી રીતે કરવાનું છે અને મોટું છે એ ચોરને પકડે અને પોલિસ ઇન્સ્પેક્ટરની મદદ ક્યારે આવા રોજનેરોજ નવા નવા એપિસોડ આવ્યા કરે. હાં મેં આ

હાં આ storyFriend પાસે સાંભળેલી છે એને આ કાર્ટૂન બહુ ગમતું. પછી જે આ ટોમ એન્ડ જૈરી છે ટોમ એન્ડ જૈરી માં ટોમ નામનો બિલાડો હોય અને જેરી નામનું એક ઉંદર હોય આ બંને એક રમુજ કરે જેમાં ટોમ છે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 સાથે સાથે એનાથી વિશાળ એક કૂતરો આવે એ કૂતરાને એ કૂતરો ટોમને મારે ને એવું બધુ અલગ અલગ આવે અંદર જે એક મજા આવે જોવાનું entertainment થાય આપણને અલગ રીતનું એવું હતું પણ અત્યારે તો જો કે time એવો કોઈ મહત્વ નથી પેહલા આપણે નાના હતા ત્યારે આપણે આ બધું જોતા અને entertainment કરતા એ હજી યાદ આવે છે એ પણ યાદ આવે ક્યારે આપણને

હા હા એ વાત પણ સાચી entertainment થયા કરતુ ત્યારે તમે કઈ mister bean વિષે કેહતા હતા ને હા mister bean એ પણ મેં જોયેલું છે cartoon પણ હોય છે અને real character તરીકે પણ ભજવે છે cartoon પણ અલગ અલગ એની પાસે જે એક બાબલો હોય છે મતલબ કે એક પૂતળું ગણાય પૂતળું હોય અને એની સાથે એક રમૂજ કરે પછી એ બહાર જાય તો અલગ અલગ માણસો સાથે રમૂજ કરે પછી અમુક જે મુશ્કેલ કામ હોય બહુ મુશ્કેલ માં મુશ્કેલ કામ હોય એ આમ જ રમૂજમાં એક ચુટકી માં મતલબ કે ઘડીક માં પતાવી દે છે એ જોય ને મજ્જા પડે સામાન્ય માણસ બહુ મેહનત કરતો હોય છે પણ એ કામ થતું ના હોય પણ આ જે mister bean છે એ ઘડીકમાં રમૂજ માં ને રમૂજ માં કામ કરી નાખે અને એ unique

હા વિષે મેં ઘણું સાંભળેલું છે મેં cartoon માં પણ જોયેલું છે અને picture માં પણ જોયેલું છે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

ઓહ્હ એવું છે

internet પાર ઘણું viral થયેલું કે આવી રીતે એમનું નિધન થયેલું છે તે આપણે રમૂજ કરાવતા હતા હમ્મ entertainment માં ઘણી વાર ફરક પડી જાય છે આવા માણસોને લીધે હા પણ જે નવી નવી technology આવતું રહે એવી રીતે એમને entertainment ના સાધન પણ વધતા જાય એટલું બધું પણ કઈ હોય નહીં.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 હા મને પણ ખબર છે મેં પણ જોયેલું છે oggy and cockroach ને હા હા એજ cartoon મારુ તો બહુ faviorite છે મેં પણ આખી story મને ખ્યાલ છે એમાં જે ત્રણ cockroach હો મચ્છર type cockroach હોય અને બે બિલાડા ભાઈ હોય સાથે એક કુતરાનું કઇંક પણ આવે છે.